એક કેસરી કલર ની સાઇકલ જે આંખને ખૂબજ આકર્ષિત કરે છે સરસ મજાની તે પણ દેખાય રહી છે નીચે ટાઇલ્સ પાથરેલી છે.

વચ્ચે એક સરસ મજાનું ઝુમ્મર દેખાઈ રહ્યું છે ઝુમ્મરમાં વરમ વાઈટ કલર ની લાઈટ ચાલુ છે.

એક સ્ટેજ બનેલું છે સ્ટેજ ઉપર ખુરશી અને એક સ્પીકર દેખાઈ રહ્યું છે.

ખેતરમાં પાક ઉગેલો છે તેમાં પાણી દેખાઈ રહ્યું છે.

આ કોઈ નર્સરી નો ફોટો દેખાય રહ્યો છે બધીજ નર્સરી માં હોય તેવું ઉપર સફેદ કલર નું કાપડ દેખાય રહ્યું છે.

સરસ મજાનું જંગલ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે જંગલ જેવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.

આ ચિત્રમાં બ્લુ કલર ના બેગ્રાઉન્ડ માં લાલ અક્ષરે વિશાખા ડેલી પાર્લર લખેલું છે.

એમાં બે ટ્યુબલાઈટ લાગેલી છે અહીંયા યોગહર્ટ મેંગો લસ્સી ક્રીમ અને મિલ્ક શેક એવી ઘણી બધી વસ્તુઓ મળે છે.

એક નોટિસ બોર્ડ લાગેલું છે તેમાં ઘણા બધા ટેપ થી ચિપકાવેલા છે.